ને વ્યવસ્થિત રીતે સજાવામાં આવ્યું છે દરવાજા ઉપર હાર લગાવામાં આવ્યો છે દરવાજાની બાર બે કુંડા મુકવામાં આવ્યા --

એક કન્ટેનર ઉભેલુ છે એ ભરવા માટે અને બીજા એક ભાઈ અહ ભરાવવા માટે વાત કરી રહ્યા છે.

આ એક જનરલ સ્ટોર જોવામા આવી રહ્યો છે એની એક કેબિનેટ બનાવામાં આયુ છે તેની અંદર બધી વસ્તુઓ ગોઠવવામાં આવી છે.

બ્હાર બે ઓટો રિક્ષા ઉભેલી છે એક બ્લુ કલર ની છે અને એક લીલા અને પીળા કલર ની છે.

રેવાના લોકો લોકો રેતા છે અને તેની અંદર એક એક બે જૂના મકાનો છે.

તેની અંદર બાળકો લસરપટ્ટી ચગડોળ અને બીજી વિવિધ અં રમતો રમીને આનંદ અનુભવે છે.

બેંક ની બહાર ઘણી બધી બાઈકો મૂકવામાં આવી છે અને જે બે ભાઈઓ વાતો કરે છે એ એક ભાઈએ સફેદ કલર નું શર્ટ પહેર્યું છે અને બીજાએ બ્લુ કલર નું --

એની અંદર એક ભાઈએ પીળા કલર નું ટીશર્ટ પેઇરુ છે અને બાકીના બે ભાઈઓએ શર્ટ પેઇરા છે.

ઉત્સવ ની અંદર ભાઈઓ બહેનો અને બાળકો જોવા મળે છે ખૂબ સારી સંખ્યામાં છે.

બધું ચેક કરવાનું છે અંદર બધી દવાઓ પડી છે અને ફ્રીજ પણ છે અને સાથે બધું પેલું વોશબેસિન પણ છે.

ઓટો ગેરેજ ની ઉપર રહેવા લાયક ઘર છે અને નીચે ઓટો ગેરેજ છે અને બહાર એક ટેમ્પો ઉભો છે.